પુલ પર બંને બાજુ સફેદ રંગની રેલિંગ બનાવવામાં આવી છે.

લાલ રંગની ખુરસીઓ અને ભૂરા રંગની ટેબલો પર ગોઠાવેલા છે ટેબલ ઉપર પાણીની બોટલ છે.

આ તસવીરમાં એક શહેરનો રસ્તો અને ચોરાહુ દેખાય રહ્યું છે.

ગેટ પર અને અંદર વિવિધ નાસ્તાના પ્રોડક્ટસ ચિપ્સ વગેરે લટકાફમાં આવ્યા છે.

આ તસવીરમાં રેસ્ટોરન્ટ નું બહારનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે.

આ તસવીરમાં એક નવા સોફાસેટ નું દ્રશ્ય દેખાય છે.

આ તસવીરમાં રસ્તા પરનું નાળિયેળનું સ્ટોલ દેખાય છે.

આ તસવીરમાં એક સુંદર એલ શેપ સોફા દેખાઈ રહ્યું છે.

દવાઓ એકદમ સુવ્યવસ્થિત રીતે ગોઠાવવામાં આવી છે.

ઇમારતની પ્રવેશ દ્વાર પાસે બૌ બધા ટુવ્હીલર પાર્ક કરેલા દેખાય છે.

પાછળની બાજુ વિવિધ રંગનુ કાર પણ પાર્ક કરેલી દેખાય છે.

કેટલી ગાયો ઉભી છે અને કેટલી ગાયો જમીનમાં બેસેલી છે.